સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા પણ છે માટે વિવેક પૂર્ણ ઉપયોગ થતાં પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટે જાળવણી ના ઉપાયો માર્ગ ધરવાની આવશ્યકતા છે જળ એવું સંસાધન છે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 ને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે છે જળ એક રાષ્ટ્રીય સંપદા છે જળ ઉપલાદિત ક્ષેત્રે વિકાસ જળ ઉપલાદિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ

સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે જળ ઉપલાદિત ક્ષેત્ર એક યોગ્ય નદીનો શાખાહિત વિસ્તાર જ છે વરસાદ થતા વરસાદના કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે. અને છેવટે કોઈને કોઈ નદી મળી જાય છે જળ ઉપલાદિત ક્ષેત્ર વિકાસ એક સમગ્ર ઘટયા વિકાસનો અભિગમ છે જેમાં જમીન અને વેદ સંરક્ષણ જળસંચય વૃક્ષારોપણ વનીકરણ બાગાયત ગૌચર વિકાસ અને સમુદાય ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિક ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતો ને ધ્યાનમાં રાખવાની હોય છે આમાં સ્થાનિક લોકોની સહભાગી હોવાની જરૂર હોય છે આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. વૃષ્ટિ જળ સંચયન વૃષ્ટિને વૃષ્ટિ જળને રોકવી વૃષ્ટિને એકઠી કરવાની વિશેષ પ્રવૃત્તિ હોય છે જેમ કે કુવા બંધારા કે તલાવડી વગેરેનું નિર્માણ થવાનું સમય સમાવેશ થાય છે. આ માધ્યમો થકી જળ સંસાધન થાય છે અને અહીં ભૂમિગત જળ પણ ઓછું આવે છે આમ કરવાથી ઘરેલુ અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે વૃષ્ટિ જળસંચયના મુખ્ય ઉદ્દેશો ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતાઓ વધારવાથી તથા તેના જળ સ્થળોનો વધારો કરવો મુકજળ પ્રદૂષણને ઘટાડવું.

હા સર હું અમ સાક્ષી વાત કરી રહ્યી છું, હું તમારું જીઓ નું સિમ કાર્ડ યુઝ કરું છું અમ મારે થોડીક અમ પ્રોબ્લેમ થઇ છે સર તો મારે તમારી શેર કરવી છે તો શું હું તમને પૂછી શકું છુ? હા સર, સર મારે, હું તમારું જીઓ નું સીમ કાર્ડ ઘણા લાંબા સમય થી વાપરું છુ પેલા મારે આવી કઈ પ્રોબ્લેમ નતી થતી પણ હમના થોડા ટીમે થી આ છેને ગમે ત્યારે કે ગમે તેવા નંબર થી છેને, સોરી ગમે તેવા નંબર થી કોલ આવે છે કંપની ના એને તે લોકો ઑફર્સ જણાવે છે કે અમારે આવી ઑફર્સ કે આવી ઑફર્સ છે એન્ડ એ લોકો ગામેય ત્યારે કોલ કરે છે રાત ના ટાઈમે પણ કોલ આવે છે ક્યારેક મારી પાસે એવો ટાઈમ નથી કે તેમના કોલ રિસિવ કરીને તેનો જવાબ આપી શકું કે આવી ઑફર્સ છે. ને ઘણા બધા ક્યારેક મીટિંગ્સ માં હોઉં ત્યારે પણ કોલ આવે છે એવી રીતના ઘણા બધા હમના થોડા ટાઈમ થી આ કોલ આવે છે તો એ મારે બંધ કરવા હોય તો શું કરવાનું?

હા સર મને ઓનલાઇન પ્રોસેસ જણાવી આપોને તો હું ઓનલાઇન જ એ પ્રોસેસ કરી અને મારો પ્રોબ્લેમ છે એ સોલ કરી શકું અને પછી મારે ક્યારે આવા કોલ ન આવે વન એટ

કરવા નું રહેશે ઓક જે ફાઈવ નંબર છે એટલે એટલે સર મારે ક્યારેક રીચાર્જ મારુ પૂરું થવા આવ્યું હોય અને એના કોલ્સ આવતા હોય કે થોડા માં સમય તમારું રિચાર્જ પૂરું થવાનું છે અથવા એવા મેસેજ ભી આવતા હોય છે કે અટલું નેટ તમારું પૂરું થઇ ગયું છે ને અટલું બાકી તો મેસેજ તો કન્ટિન્યુ રહેશે કે એપણ મારે એમાં સિલેક્ટ કરવા નું રહેશે

તો એ કોલ્સ તો મારે ચાલુ રાખવા છે બસ આ જે વધારા ના કોલ્સ ઑફર્સ વિષે આવે છે એ બંધ કરવા છે

અચ્છા એવું છે હા કઈ વાંધો નઈ સર હું બંધ કરાવી આપીશ એની પ્રોસેસ તમે શું કીધિ ક્યાં ક્યાં પાંચ ઓપ્શન આવે છે?

અચ્છા હા તો મને બંધ કરવા ની પ્રોસેસ જણાવી દિયો તો એ બંધ કરી નાખો પછી જો કોઈ આવા

એ બન્દ કરી દેશે. આ બહુ સરળ અને તો સર પછી હું આ બધા કોલસો બન્દ કરાવું તો વેલિડિટી ના અને અમ તમે કહ્યું કે કેટલું રિચાર્જ છે એ બધા ઓફર્સ ના મેસેજ તો આવશે ને? ઓકે ઓકે સર અને મેસેજ તો આવશે ને કે વેલિડિટી કેમ ખબર પડે કે મેસેજ ન આવે તો એટલે મેં પૂછ્યું કે એના બધી મેસેજ તો કન્ટિન્યુ રહેશે ને? અમ તો સર એ માઇ જીઓ એપ એ કેવી રીતના install કરવાની હોય છે કે તમારી શોપ અમ ઉપર આવીને કઈ કરવાનું હોય છે કે મોબાઈલ માંથીજ થઈ જાય છે? અમ સર એની પ્રોસેસ મને જણાવશો તો થોડીક ઘણી તો મને એન્ડ્રોઇડ વિષે માહિતી છે તો મારી જાતે કરી શકું.

તો સર રેજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહશે? તો એ મોબાઈલ માંથીજ થી જશે કે મારે સ્ટોરે જઈનેજ કરાવું પડશે. અચ્છા એટલે જે નમ્બર વિષે આપણે જાણવું હોય એ જે નમ્બર આપણે સોરી રીકેરજ કરાવી હોય કે જે નમ્બરના વિસ્ય ની માહિતી જોતી હોય એદ કરવાનો ને? હમ ઓકે સમજાઈ ગયું સે સર એમાં બધી માહિતી મળે છે કે આપણે કેટલું રિચાર્જ બાકી હોય છે કે એવું બધું ઓફર્સ વિષે પણ જાણવા મળે છે.

ઓકે ઓકે એટલે ઘણું બધું તે એપ્લિકેશન માંથી થઈ જાય છે. ઓકે ઓકે થેંક્યુ સર બધી માહિતી મને જણાવવા માટે તમારો ટાઈમ મને આપવા માટે. અમ હા સર કોક્ક્સ પણે ઘણી માહિતી મને જાણવા મળી એન્ડ તમે કહ્યું કે કદાચ હોઈ શકે તો પોલીસ કમ્પ્લેન કરવાનું પણ મને જાણવા મળ્યું Thank you very much sir

hello નિશા કેમ છે

અમારે માજા મા છે તારા ઘરે કેમ છે બધા હા બધા માજા મા તમારે ત્યા કેવુ છે બધુ અહિયા સારુ છે કયા છો અત્યારે હુ અત્યારે તો વલ્સાદ છુ પરંતુ હુ આનંદ જવા નુ વિચારુ છુ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

મોટાભાગે તો આનંદ છે ને amul dairy માટે famous છે ખાસકરી ને હા amul dairy

તુ આવી છે એકેય વાર અમાર ગુજરાત મા ત્યાર અમાર school તરફ થી આવી હતી એવુ છે કયા ધોરન મા હતી? હુ પાંચ મા ધોરન મા હતી ત્યારે ઓહ પાંચ મા ધોરણ હતી તો હુ છે ને બે વાર ગયો છુ ના એક જ વાર ગયો છુ થોડા વર્ષો પેહલા અમુલ ડેરી જોવા હુ પણ ઘણા ટાઇમ થી ગઇ નથી પન હવે મને ઇચ્છા છે કે બાડકો ને પન લઇ જાવ અને એમને પણ બતાવી આવુ

હા એના આસપાસ પણ ઘણુબધુ આમ છે ફરવા જેવુ જેમ કે ડકોર ગામ છે વડતાલ ગામ છે નડીયાદ બી નજીક પડે આનંદ થી હા તમે ગયા

હા મે પણ સામભડયુ છે કે ઘણુ જ સારુ છે મંદીર પણ ઘણુ મોટુ છે અને ત્યા લોકો ને જમાડવામા પણ આવે છે હા ત્યા ભોજણ આપવામા આવે છે સંત્રામ નુ મંદીર છે

હવે આનંદ મા તો જો આનંદ છે ને એક મોટુ રેલ્વે સ્ટેશન છે એની જોડે ટુકી ગલી છે બસ સ્ટેશન છે બરાબર ત્યા તો બધી સ્કુલો પણ છે હા અને ખાવા પીવાનુ પણ ખુબ જ સારુ છે ને હા રેલ્વે સ્ટેશન નિ બહાર જે મસ્તાના દાબેલી છે એ ખુબ જ famous છે હા ખુબ જ famous છે આમારા ત્યા આવેલો પ્રવાસ પર જે મેહમાન આવે તે લોકો ઘર માટે પણ લય જાય છે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

હા famous છે ખુબ જ અને ઘણા ટાઇમ થી છે મારા મમ્મી લોકો ના ટાઇમ થિ એવુ છે ત્યા જો આનંદ અને મોટભાગે વિધ્યાનગર એક જ ગણવામા આવે છે પરન્તુ એવુ નથી આનંદ અને વિધ્યાનગર બન્ને અલગ અલગ છે હા અલગ છે પણ નજીક છે અને ઘણા એના લોકો ત્યાં અહી રેહ ને ચાલે છે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

ત્યાં છેને આનંદ અમ જે વિદ્યાનગર છે એનું નામ વિદ્યાનગર એટલા માટે પડ્યું કેમ કે વિદ્યા ની નગરી છે ત્યાં છેને આ કેટલા શેશ્ચાનીક બધા સંસ્થાઓ છે સૌથી પેહલા તો જે સરદાર પટેલ university છે અત્યારે ચાલુ છે તેમ્કોમ છે બરોબર કેટલા બધા ચાલુ ચર છે ચારુ ચર વિદ્યા મંડળ છે એટલે બધા ની બધી સંસથાઓ ચાલે છે ત્યાં હા મેં મારું education મોટા ભાગે જે કોલેજ નું છે એ આનંદ માંથી થી કર્યું આનંદ આર્ટસ કોલેજ માં B. A પછી સરદાર પટેલ university ના અંગ્રેજી વિભાગ માં M. A કર્યું અને આ M. Phil માં ત્યાં હતી કર્યું સર વો education ત્યાં થી કર્યું મારે પણ B. A પૂરું થયું M. A ચાલુ છે વિદ્યાનગર આમતો સુંદર જગ્યા છે આમ બધા કેહ કે યોઉંગ જગ્યા છે ત્યાં મોટા ભાગે કોલેગ ના વિધ્યાથીયો બધું જોયા મળે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

અને દરરોજ ત્યાં બે થી ત્રણ હાજર લોકો આવે છે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

હવ je તમે કેહવા જાવ ને તો સરદાર પટેલ પોચ છે ને તો એ સરદાર પેટેલ university નું પોચ નું ગ્રોઉંન્દ એ નથી સરદાર પટેલ university નું પોચ નું ગ્રોઉંન્દ તો વટાગળ ઉપર છે ત્યાં એક ચેપ્ટ કરીને છે

અચ્છા ત્યાં થે ને એક મોટો ગ્રોઉંન્દ છે ને એ સરદાર પટેલ university નું ગ્રોઉંન્દ છે હમમ સર હું ત્યાં ગઈ તો નથી પણ આ થોડું ઘણું છે મને ખબર હા આમ જોયા જયીયે તો આનંદ વિદ્યાનગર ખુબજ સારું છે મસ્ત જગ્યા છે સર હું અમદાવાદ નું તો અમદાવાદ વિષે પણ તમે જાણતા હશો ને તમે આવેલા છો ને ત્યાં અમદાવાદ વિષય તો કોઈ કોઈ કોઈ નથી જાણતું

ત્યાં સારું science city છે જે જોયીયે એ મળી જાય ત્યાં પણ સારી સ્ચોલો કોલેજો છે હા ગુજરાત university સારી છે અને ગાંધીનગર માં ભી બધી સંથાઓ છે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 તું ગઈ છે કોઈ વાર સાબરમતી આશ્રમ હા હું સ્કૂલ time માં ગઈ થી ત્યાં અમારો પ્રવાસ હતો ત્યાં નજીક નજીક માં મહુદી સાતેશ્વ્ર પછી ગાંધી નગર આશ્રમ અને science city

એવું

પણ હું ગયો હતો પેહલા બહુ પેહલા એક વાર science city ગયો હતો અને ગાંધી આશ્રમ માં ગયો હતો અત્યારે ગાંધી આશ્રમ માં એક મહાત્મા મંદિર બન્યો છે ખબર છે હા મેં શામભાડ્યું છે પણ હજુ સુધી ગયી નથી ત્યાં science city માં તમેન ખબર છે એક વિસન પણ છે ત્યાં મોટો dinosaur છે હોયે dinosour dinosour નો heart છે ખબર tir x નું છે કદાચ હા પછી એની મોવી બતાવા માં આવે છે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

ઘણું જ આ અજીબ લાગે આવું કશું આમ નજીક આવતું હોય એવુ લાગે આમારા ત્યાંરે સ્કૂલ time માં તો કેટલા આમારા આજુ બાજુ વાળા એ લોકો તો રડી માં પડતા એ લોકો કોઈ નજીક આવે તો આમ હાથ આમ આમ કરે અને ડરી જતા એ જોવા જેવું છે અને

આય્યા આપડે બરોડા માં પણ એક museum છે ત્યાં જે સયાજી બાગ છે ને હા ખુંજ મોટો બધ છે નહી

હા ત્યાં હય study કરતો હતો પરંતુ study દરમિયાન હું કોઈક વાર ગયી નથી સક્યો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 ત્યાં છેને museum પણ છેને બદોરા ફોટો ગેલેરય પણ છે એમાં અલગ અલગ ફોટો ત્યાં એક મોટા મેહેલ પણ છે કોઈ

હમમ તમે ત્યાં ગયા હશો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

હા એ વસ્તુ સારી છે એમના હું ગયો હતો તો ત્યારે એન્ર્ય ફી નથી લેવા માં આયી હતી હું ત્યાં કલાક એક બેઠો હતો ગાર્ડન આમતો તમે ખાલી આમ ફરો તોય સારું લાગે હમમ ના એટલે કદાચ એવું હોય સકે જે ત્યોહારો હોય ને ચાલુ હોય તો એટલે હમણાં અમદાવાદ માં પણ મોટો આયોજન ફ્લોવેર કરેલું હતું અને ઘણા બધા લોકો એ ખાલી ફ્લોવેર થી બધું બનાવિયું ત્યાં હવ એમ તો હવે હવ પણ મારા ફમિલી વાળા ગયા હતા અને એ લોકો એ મને ફોકસ મોકલ્યા જ્હુબ્જ સરસ હતું એવું આમ તો હું જોવું કે જે બાગ બગીચા હોય ને એ સરકાર દ્વારા ચાલવા માં આવે એમાં એન્ત્ર્ય ફી ના હોય તો વધુ સારું હા સાચી વાત કારણ કે જુવો creational પાર્ક છે એ બધી વસ્તુઓં માટે હોય તો હજી વાંધો નથી ખાખરીયા માં હા એ ખાખરીયા નો પાર્ક ખુબજ સુંદર છે

જયારે ઘણું બધું સારું હતું મોટા વિસ્તાર માં ફેલાયેલો છે તે બાજુ માં વાળ વાગીચા પણ છે એ પણ સરસ છે અને ત્યાં તમે ગયેલા ન તમે aquarium પાસે હા ફીશેત બાજુ તપવાનું પણ અલગ છે ઘણી બધી જગ્યા અને કહાનિયા ઊજવા મળે હા ઘણા બધા જોવા મળે એતો ખુબજ મેહનત કરે છે સફાઈ રાખે અને ઘણું બધું ક્યાં નગીના વાડી માં કેવી મજા આવે ને હા એટલા બધા સાપો હોય છે અને કેટલા પ્રકાર નું

ત્યાતો બોતિંગ બોતિંગ એવું પણ થાય છે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

તે પણ ત્યાં એક સીડ મોટી હતી અને એ તૂટી ગયેલી એવું કશું થયેલું ઓહ આ વસ્તુ જો મને ખબર જ હતી

આમ તો મને જ્યાં સુધી યાદ હોય તો આ january ના february છેલા અઠવાડિયા માં ત્યાં ખાખરીયા કાર્નિવલ થાય છે

હમ હું ગયો થો નથી પણ અમારા બે ચાર મિત્રો ગયા હતા એ કેહતા હતા

ઘણું બધું ફરવા લાયક ઘણું જે પ્રત્યાખત છે ત્યાં એક સારંગપુર નું બનાયેલ છે અને પણ લોકો એને ખરાબ કરી દેસે

એ પણ ચાલુ થઇ ગયી છે જ્યાં આપણ ને આજુ બાજુ ના ગામડા માં લઇ જાય અને ઘણું સારું છે ખુબજ પ્રખ્યાત છે સારું કેહવાય એ ધીરે ધીરે પ્રખ્યાત તો થશે એ છે ત્યાનો દ્રફિક અને પ્રદુષણ વધારે છે બાકી જેમ કે વડોદરા માં આનંદ વિદ્યાનગર માં જેટલી હરિયાળી છે એ બધા કર તો ત્યાં

હા એ સાચી વાત છે અમદાવાદ માં પ્રદુષણ ના પ્રશ્નો ઘણા બધા છે વસ્તીની ગીત ત્યાં પણ નથી